ક્લાસ ચાલું છે એમાં જે આપણે શીખીએ છીએ શંકુ માટે ની વિગત એમાં ધ્યાન કેન્દ્રિત કરવાનું છે તમને પૂરેપૂરી વિગત મળી જશે okay સરસ ચલો ઘણા બધા વિદ્યાર્થીઓ એ okay કહી દીધું હવે આપણે આહ આ દાખલા માટે આપણે આગળ વિચારીએ કઈ વિગત આપી વ્યાસ આપ્યો અને વ્યાસ આપે એટલે આપણે ત્રિજ્યા શોધી જ લેવાની જુઓ are બરાબર દસ પોઈન્ટ પાંચ જેની એના અડધા બરાબર તમે અહિયાં છેદ ઉડાડો દશાંકી માં લખો કઈ પણ કરી શકાઈ પણ જય સુધી કોઈ ગણતરી ની જરૂર ના એકાંકી કે દશાંકી ક્યારેય પાડવાની કે લેવાની ઉતાવળ કરવી નહી ઘણી વખત દાખલા માં

પહેલા શું છે જુઓ ત્રિજ્યા એક ઉંચાઈ આપેલી છે એલ બરાબર દસ સેમી ફક્ત પ્રયોગ અને પીડીએફ શબ્દ હોય ત્યારે એને એલ કેહ્વાનો કે જે આકૃતિ માં દર્શાવેલું છે ત્રાંસી ઉંચાઈ સીર્ય ઉંચાઈ દશાંશ નું વક્રસપાટી નું શેત્રફ્ળ સૂત્ર તમે હમણાં જ અને આહ અયા કિંમત મુકવાની છે તો આ કાર્ય હું તમને આપીશ કે તમે આ શંકુ ની આ રકમ માટે શંકુ ની વક્ર સપાટી નું શેત્રફ્ળ આ પાયા નું સૂત્ર અને એ નું મૂલ્ય મૂકીને શાંતિ થી ગણતરી કરીને મને chet box માં એનો જવાબ અને ટૂંકી ગણતરી લખી ને આપો વિદ્યાર્થી મિત્રો આહ દેવાંગ મોદી એ ઘણા બધા જવાબ આપી દીધા aedvance માં હું જવાબ આપું ચુ વિગત આપું છું ત્યાં ગણતરી કરી નાખી very nice very good દરેક વિદ્યાર્થી ગણતરી કરી ને જવાબ આપે

થી ક્યાંક એકમ લખતા ભૂલી જાવ તો એકમ અવશ્ય લખો આહ તમે અત્યારે chet box માં ગણરી લખી છે આહ રાજદીપ ખુબ ગણતરી લખી છે કલ્પેશ એ પણ લખી છે કોઈક વિદ્યાર્થી નો એ ગણતરી કરીને જવાબ આપ્યો છે લખ્યું છે કયું સૂત્ર લેવાનું ગણતરી કઈ રીતે કરવી એ પણ સમજાય ગયું તો આપણે pai ની કિંમત બાવીસ તૃતિયાંઉન્સ ત્રિજ્યા ની કિંમત દસ point પાંચ છેદ માં બે અને ત્રાસી ઉંચાઈ એ જુઓ દસ cansel થાય છે અને આહ એ આ સાત વડે બાવીસ નો છેદ ઉદાસે ok સાત આયા ઉડસે છેદ ઉડશે ધ્રુવ દિનેશ મેશ્વા રાજવી પટેલ રિદ્ધિ આહ પ્રેમીરા જાદવ ઉડાવ દર્શિત આહ જીત તમારા બધા નો જવાબ એક સો પાંસઠ

ધ્યાન આપો કે તમે જયારે આપણે આ દાખલ ગણી એ ને

લખી ને મુકો ત્યાં સુધી હું તમારી રાહ જોઇ એટલે તમે એ રીતે ગણતરી લખતા રહો અને તમારું આ શીખવાનું કામ કરતા રહો ok

આકાર નો તંબુ તમે ક્યારેક ને ક્યારેક આવો તંબુ જેવો હતો જેના અંદર આપડે રહી શકીએ આહ શંકુ આકાર નો અને એમાંથી વિગત આપી છે જુઓ કેટલી વિગત આપી

એક વર્તુળ માંથી વૃતાંસ કાપી લીધા પછી શંકુ બનાવ્યો કે ધ્યાન આપજો આજે વર્તુળ હતું એની ત્રિજ્યા શંકુ બને ત્યારે ત્રાસી બને

સુ શોધવાનું કીધું છે સ્વાધ્યાય નો જ દાખલો છે એન કેટલા એન નું મૂલ્ય સુ પૂછ્યું છે આગળ બીજું સુ પૂછ્યું છે જુઓ આહ કાપડ મયહી તંબુ બનાવો છે તો કાપડ માપ પરથી એના બનવાનો ખર્ચ કેટલું કાપડ જોઈએ એ કાપડ ની કિમત

એ લખી ને મુકવાનું છે સૌથી પેલું કામ તમારું chet box માં તમે આ ગણતરી લખી ને મુકજો ઘણા વિદ્યાર્થી નો એ દેવાંગ મોદી એ તો એનું સૂત્ર પણ લખી કાઢ્યું છે ખુબ સરસ તમે હવે હું પ્રશ્ર્ન પૂછું ચુ અને તમે આહ પરેશાન ના જવાબ આપવા ગણતરી કરવા માટે કે દાખલો જાતે ગણવા માટે એટલા ઉત્સુક ચો ખુબ માજા આવે છે સરસ એ સોધવાનુઁ છે આગળ આપણે એ નું સૂત્ર લઇ લીધું અને મને એલ નો જવાબ આપો ખૂટી ગણતરી લખજો સૂત્ર છે તમારી પાસે એલ નું સૂત્ર સૂત્ર ની ચર્ચા કરીએ

વિગત આવશે સૌથી પેલા આહ મને હજુ ગણતરી દેખાતી નથી આહ જુદા જુદા દેખાય છે જવાબ માં ભૂલ ની થાય હમ હવે ગણતરી દેખાવા મડી છે રાજવી પટેલ એ ગણતરી લખી છે મીત એ લખી છે સરસ ખુબ સરસ very nice ગણતરી તમે લખો ચો આપડે હવે જોઈએ તમે ગણતરી કરી ને છવ્વીસ જવાબ લાવ્યા ચો એ હોય એ small leter કામ કરસો હમ ની ગણતરી તિર્યક ઉંચાઈ ની ગણતરી આપડે હવે જોઈએ છે તમારા માંથી ઘણા બધા એ જવાબ લાવી દીધો અને ગણતરી લખી છે આજ રીતે લખી ને તમે મૂકી તે મને ગમ્યું આર છે કિંમત મૂકી ત્રીસ નો વર્ગ દસ નો વર્ગ થશે તો ચોવીસ નો વાર્ફ પાનસો ચોતેર સરવાળો થયો છસો ચોતેર ને આગળ આ એલ વર્ગ નું સૂત્ર હતું શોધવા માટે સુ કરવું પડશે છસો ચોતેર નું વર્ગ મૂળ અને હવે તમે જોઈ શકો ચો જે વિદ્યાર્થી મિત્ર ને એલ નો જવાબ છવ્વીસ મળ્યો છે એ જવાબ સાચો જવાબ છવ્વીસ મળશે દાસ નો વર્ગ સો ત્રિજ્યા ચોવીસ હતી પાંચો ચોતેર સરવાળો થયો છસો ચોતેર અને તેનું વર્ગ મૂળ છવ્વીસ અને આ પણ એ તિર્યક ઉંચાઈ મળી ગઈ કીધું છે ખર્ચ શોધવો છે તંબુ બનવાનો બનવાનો છે તંબુ છે અને આ કાપડ છે તંબુ માં બવપરાયેલું કાપડ તમે જોઈ શકો છો. પાથરવાની વાત નથી.

બીજું સુ જોઈએ છે તમારી સામે આ તંબુ છે એટલું કાપડ શોધી ને પછી આપણે ખર્ચ શોધી શકીએ હવે તમારા માંથી ઘણા બધા વિદ્યાર્થી નો જવાબ છવ્વીસ મીટર તમે એકમ પણ લખ્યો ખુબ ગમ્યું છવ્વીસ મીટર તમને જવાબ મળી ગયો અને આગળ આપડે હવે કાપડ નું શેત્રફ્ળ એટલે કે શંકુ આકાર ના તંબુ બનાવા માટે વપરાયેલું કાપડ એટલે શંકુ ની વક્રસપાટી નું શેત્રફ્ળ pai aar squre આપેલી છે અને આ ગણતરી તમે જાતે થી તમે મૂકી આપો વિદ્યાર્થી મિત્રો મેં હમણાં કહ્યું નું કામ

છેદ ઉડી જાય અને આપડી આકાર ની પ્રક્રિયા છે એ સરળ મળી જાત ટૂંકી થઈ જાય ધારો કે તમે જોઈ શકો ચો કે અત્યારે બાવીસ ચોકીસ અને છવ્વીસ એમાં સાત વડે કોઈ નો છેદ નથી ઉડતો નથી તો તમારા દશાંશ ચિન્હ માં મૂલ્ય મળે તમારે તારણ ગુણાકાર પણ કરવા પડે અને લાંબી process થઈ જાય રંકટંગ વધી જાય પણ આપણે દાખલ માં જોવાનું પરથી. અને છેદ ઉડાડવાનું જયારે કારણ ના હોય છેદ ના ઉડતા હોય તો એમને એમ રાખી ને અર્થ શોધવાની કોસીસ કારસો તો ત્યાં છેદ ઉડીને પછી તમારી એ પ્રક્રિયા. કરવાનું કામ એક જ વખત રંકટંગ કરી ને તમે સરળતા થી મેળવી સક્સો છવ્વીસ જવાબ આગળ આહ તિર્યક ઉંચાઈ પાયલ પટેલ વલાદ મંગલ એને તો ગણતરી કરી ને આપી છે આહ પડી પણ મેં કહ્યું એમ અહ્યા હું છેદ ઉડાડતી નથી દશાંશ ચિન્હ માં ગુણાકાર કે હું લખતી નથી તમને બતાવું ચુ અને ગણિત એવી વિસય છે કે જેતે ગણતરી જે તે દાખલો કે તારણ રીતે થતું હોય. ગણતરી કરી ને પુનરાવર્તન કરી ને તમે જાણી શકો કે કઈ રીતે ગણતરી ને કઈ રીતે ટૂંકી બનાવી કરી શકાય વિદ્યાર્થી મિત્રો તમે ખર્ચ સીધી ને પણ મુકવા માંડ્યા ચો એ જવાબ પણ કીન્જાલ થાકેલ કલ્પેશ એનો સાચો છે આપડે જોઈ રહીએ. શોધવો છે કઈ રીતે એક મીટર એના સીતેર રૂપિયા છે અને આપડે આ શેત્રફ્ળ છે એના કેટલા એક માટે સીતેર છે તો આ જે શેત્રફ્ળ છે. મળી જશે અને હવે તમે જુઓ સીતેર વડે ગુણાકાર લો ચો ત્યારે ઘાટ નો છેદ ઉડી જશે સીતેર માટે જોઈ લો આ છેદ ઉડી જશે અને જો અહીંયા.

છવ્વીસ ચોવીસ અને બાવીસ માત્ર તારણ સંખ્યા નો ગુણાકાર કરવાનો રહ્યો આ ત્રણ સંખ્યાનો ગુણાકાર કરી ને દાસ વડે ગુનો એટલે જીરો આવી જશે અને તમને આ જવાબ મળી ગયો.

વિદ્યાર્થી નો મૂકી દીધી છે આહ પ્રિય આહ પ્રથમ વગેરે આ ગણતરી હવે કરી લીધી છે તે દેવાંગ મોદી વગેરે વિદ્યાર્થી નો એ આ જવાબ લખી ને મને બતાવી દીધો. આહ ટૂંકી ગણતરી પણ તમે લખી સીતેર વડે ગુણાકાર. આપણે આ દાખલ માં કાપડ માંથી શંકુ આકાર નો તંબુ બનાવ કેટલું કાપડ જોઈએ તે કેટલુ કાપડ એટલે આ થશે શેત્રફ્ળ. શેત્રફ્ળ કેટલું એક લાખ સાડત્રીસ હાજર બસો ને એસી રૂહોઈયાં આ રીતે આપણે વ્યવહારિક દાખલ સરળતા થી સમજી ને ગણી શકીએ છીએ તમારો જવાબ.

ઉંચાઈ છે તિર્યક ઉંચાઈ આ એક શેત્રફ્ળ નથી એટલે અન્ય જે એ જોડે છવ્વીસ છેને એ માત્ર મીટર અને તમારા ખર્ચ નો જવાબ ધ્રુવ રાજવી ઉન્નટી બધા. જવાબ સાચો છે એક લાખ સાડત્રીસ હાજર બસો ને એસી રૂપિયા ok આહ વાત લય. આહ થોડી વિગત આપવી છે હું તમને બે ત્રણ ટૂંકી ગણતરી આપું ને પછી આપડે આહ ગોલક આકાર પર જવાનું છે જે મૌખિક ગણતરી કરવા માટે practice કરવા માટે તમારે મને ગણી ને બતાવાનું છે હજુ ભી ગણતરી લખજો અને પછી તમે practice કરીને એ ગણતરી મૌખિક રીતે પણ કરી સક્શો એક આહ ગઈ કાલે પણ નળાકાર માટે દાખલો ગણેલો હતો કે શેત્રફ્ળ આપે અને વિગત સિંધવી હોય શેત્રફ્ળ આપેલું હોય અને વિગત શોધવી છે તો તમારે આ સૂત્ર થી ગણતરી કરવી પડે. તમારે પછી કરવાનો છે અત્યારે. આપું ચુ અને એ રકમ ની વિગત થોડીક વાર હમણાં હું બતાવું ચુ પેલા સાંભળી લ્યો કે શંકુ આહાર ની આહ જોબર ની ટોપી બનાવી છે સાતમો દાખલો છે તેર point ત્રણ નો ની શંકુ આકાર ની બનાવી છે તેની ત્રિજ્યા સાત સેમી છે અને ઉંચાઈ શબ્દ છે જુઓ. સક્સો એક અને તિર્યક ઉંચાઈ હોય તો એલ આ ખાસ ધ્યાન માં લેજો તો ઉંચાઈ લખી છે ચોવીસ સેન્ટિમીટર અને દસ ટોપી બનાવી છે. ગણવાનો છે દાસ ટોપી બનાવી છે ટોપી ની સંખ્યા આપી દીધી પાયા ની ત્રિજયા આપી છે ઉંચાઈ આપી છે આ દાખલ ની જેમ જ. હું અહીંયા બોર્ડ ઉપર રાખું ચુ એલ શોધવાનો ત્યાર પછી. ખર્ચો હતો. રૂપિયા. તેમ ટોટલ ખર્ચ શોધ્યો એજ રીતે. શેત્રફ્ળ મળશે તો તમારે દસ ટોપી બનાવી છે. સપાટી ને તમે એને દસ વડે ગુણસો અને દસ ટોપી બનાવ માટે એ આહ કેટલો કાગળ જોઈએ એ જવાબ તમને આ જ દાખલ ની જેમ. એમ જ રેસે એટલે આ દાખલો તમારી સમક્ષ બોર્ડ ઉપર હું રાખું ચુ શંકુ આકાર ની ટોપી બનાવી છે. સેટ્રફ્લ નો એને તમે દસ વડે ગુણી કાઢશો તામેં દસ માટે વપરાતા કાગળ ઉ શેત્રફ્ળ મળી જશે ફરી એક વાર વખત. side માં લખી ને બતાવું છું કે માપ તમને સુ આપેલા છે એટલે દરેક ને બોર્ડ ઉપર ને પણ માપ માટે ખ્યાલ આવે તો ચાલો આયા હું વિગત આપી દવ છું side માં અને તમે ગણતરી. આહ note book માં માં કરો અને મને એ ગણતરી નો જવાબ પણ આપજો આ જ રીતે આ ને આ જ રીતે છે માત્ર શંકુ ની જગ્યા એ ટોપી છે જુઓ આહ ટોપી માટે તમને આર નું કાચ centimeter સાત centimeter અને એચ આપ્યો છે ચોવીસ centimeter ને શોધ. નું શેત્રફ્ળ શોધો અને એક ટોપી માટે એના એક શેત્રફ્ળ ને દસ વડે ગુણી કાઢો અને દસ વડે ગુણસો એટલે તમને દસ ટોપી માટે નો જવાબ મળશે તમને બહુ time આપું ચુ વિદ્યાર્થી મિત્રો ગણતરી કરવા. દેવાંગ મોદી એ ગણતરી કરી છે પરમાર એ કરી છે તમે આહ ટોપી માટેનું શેત્રફ્ળ લખો ચો કુલ શેત્રફ્ળ લખો છો એમ પણ લખો ચો. કરીશુ કારણ ઘણા વિદ્યાર્થો નો હાજી ગણતરી કરી રહ્યા છે અને તમારે. ગણરી પણ આવી ગઈ ખુબ સરસ આહ પારુલ મિત્તલ દીવ હેમાનસિ જાનકી પ્રથમ વગેરે ગણતરી કરવા માંડ્યા છે આહ કલ્પેશ એ આખી ગણતરી લખી છે દિવ્યેશ એ પણ આખીઓ ગણતરી લખી છે. બાકી ના વિદ્યાર્થી પણ ગણતરી પુરે પુરી કરી શકે છે તે માટે અને ત્યાર પછી આ દાખલ ની ગણતરી ન ઈ ચર્ચા કરીએ આ જ રીતે રીત માં કોઈ ફેરફાર નથી માત્ર અંકો જ બદલા એલ છે. અને આ દાખલો તમે સરળ થી ગણી સક્સો આહ એલ નો જવાબ total શેત્રફ્ળ નો જવાબ દસ ટોપી માટે નો જાવ હવે જાડપ થી દરેક ની ગણતરી પુરી થઈ હોય. થી ઘણા બધા વિદ્યાર્થી એ લખી દીધી છે આપડે આ ગણતરી સુ છે એ જોઈ લઈએ વિગત પરથી દાખલો ઝડપ થી આપડે ગણી કઢીએ ચલો.

હવે આપડે આહ એલ ને શોધીશુ પેલા એલ બરાબર તમને ચાર જ છે એક વર્ગ plus આર વર્ગ આ ગણતરી તમે કરેલી છે ચોવીસ નો વર્ગ વત્તા સાત નો વર્ગ

ચોતેર પચાસ સરવાળો થશે છસો ને પચીસ ok તમને એલ નો જવાબ છસો પચીસ નું વર્ગમૂળ પચીસ sentimitar આ મળ્યો છે તમે આ ગણતરી મુકેલી છે જવાબ એલ નો તમારા માંથી ઘણા વિદ્યાર્થી નો એ લખો છે અને ત્યાર પછી આહ હવે ની શેત્રફ્ળ pai aar ael ની ગણતરી મુકેલી છે pai aar ael એમાં પણ કિંમતો મુકો ત્યાર પછી આર ની કિંમત સાત અને એક ની કિંમત તમને પચીસ મળેલી છે સાત ઉડી જાય એના કરતા તમે મોઢે કરી શકો ચો પચીસ દુ પચાસ વળી પાંચ અને પચીસ પચાસ ટોપી હવે દસ વડે ગુણાકાર એટલે પાંચ હાજર પાનસો ઘણા બધા વિદ્યાર્થી નો નો આ જવાબ એલ માં એક ટોપી માટે વપરાયેલ કાગળ નો શેત્રફ્ળ નો અને દસ ટોપી માટેના કાગળ માટે નું માપ તમે જડપથી આપી દીધું તમારો ઝડપ એક દમ સાચો છે very good ખુબ સરસ ચાલો. એ જાણી ને મને ખુબ માજા આવી આગળ આપડે જે નવા આકાર માટે ની વાત કરવી છે. કૃતિ. પ્રવૃત્તિ તમને આપી એક ગોલક માટે કઈ રીતે વક્રસપાટી નું શેત્રફ્ળ અર્ધ ગોળ માટે વક્રસપાટી નું શેત્રફ્ળ અર્ધ ગોળ માટે કુલ સપાટી ન ઉ શેત્રફ્ળ વગેરે ની ચર્ચા આપડે. તમારે. મૂલ્યાંકન કરવાનું છે તે whatsapp માધ્યમ થી છે તમે. કરી શકો છે મૂલ્યાંકન કાર્ય પછી તમને માલ્ટા જવાબ દ્વારા જોઈ સક્સો કે તમારા કેટલા જવાબ સાચા અને કેટલા જવાબ સાચા પડેલા છે તમારો જવાબ ખોટો હશે તો તેની સાથે તમને જે તે તારીખ ની link પણ મળે છે તમે એ પાથ ને repeat કરો વિસય પ્રમાણે ગણિક વિજ્ઞાન કે english જે વિસય માટે તમે વાત કરતા હો તે અને એ vediorepeat કરીને તમારો જે જવાબ ખોટો પડ્યો તો તમારે સુ એમાં ભૂલ થઈ એ તમે સમજી લ્યો તમને સાચો જવાબ પણ મળી જશે અને તમારા દાસે દસ જવાબ સાચા પડે તે તમે ફરી ફરી ને પણ એ test આપી શકો ચો મૂલ્યાંકન sorry તે અને exam તેમાં નથી લેવા વિદ્યાર્થી મિત્રો આપડે આ નું જ મૂલ્યાંકન કરવું છે સુ જાણીએ આટલું સાંભળીએ હમ અને આ જે ગણતરી કરીએ

તમે vediorepeat કરી ને દરેક પ્રશ્ન સમજૂતી જોઈ શકો આ સ્વમુલ્યાંકન કરવા માટે પણ તમારે તો આ પાંચ દિવસ ના કે છ દિવસ ના એ વિસય ના vediorepeat કરો અને ત્યાર પછી તમારું મૂલ્યાંકન ચાલુ કરો તો મોટા ભાગે તમારા જવાબ સાચા થશે ok આ રીતે તમારે તૈયારી કરી ને સ્વમુલ્યાંકન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો હજી પણ મને આ ટોપી માટે ના જવાબ મળી રહ્યા છે અને સ્વમુલ્યાંકન માટે તમે link પૂછી રહ્યા છે સ્વમુલ્યાંકન કઈ રીતે કરવું એની પુરેપુરી વિગત તમે next પિરિયડ માં પણ જોડાયેલા ના માહિતી પુરે પુરી આપવા માં આવશે જેથી કરી ને દરેક વિદ્યાર્થી whatsapp માધ્યમ થી પોતાનું સ્વમુલ્યાંકન કરી શકે અને વધુ માં વધુ વિદ્યાર્થી તમે જે જોડાયેલા છે તે અને અન્ય. સ્વમુલ્યાંકન ફાસ કરે આ છ દિવસ ના video જોઈ લેવાના અને પછી તમે જે તે વિસય માટે મૂલ્યાંકન ચાલુ કરવાનું વિદ્યાર્થી મિત્રો આપડે અત્યારે આ ચર્ચા પુરી કરીએ પેલા હું તમને આ કાર્ય આપી દાવ છું.

કરવાની છે જો આયા મેં લખેલું છે જુઓ એક વર્તુળ આકાર તકતી વ્યાસ ની આસપાસ દોરી વીંટાળી ને ઘુમાંવાની છે તમારે એક વર્તુળ કાપવાનું અને વ્યાસ માં. આ તો વર્તુળ આખું નથી. અંતરમાં આનંદ આનંદ થઈ ગયો. ત્યાંથી ત્યાં પણ મોમક્સો અમારી પાસે આવવા લાગ્યા આ રીતે શ્રી કૃષ્ણ દર્શનનો સંકલ્પ પૂરો થયો પછી એક માસ અમો વૃંદાવન માં રહ્યાં અને પછી ત્યાંથી નીકળી આવ્યા અને અહીં સમારોહ યોગ થયો અનિયમિત દ્રષ્ટિએ રામાનંદ સ્વામી સામું જોઈને તેમનું આપ સંગ ચમત્કારી ચરિત્ર સાંભળતા ધર્મ અને ભક્તિ જાણે વૃંદાવન માંકૃષ્ણમય વાતાવરણમાં જ શ્રી કૃસ્ણ સાથે વિહાર કરતાથઈ તેવા દિવ્ય આનંદમાં મગ્ન બની ગયા. રામાનંદ સ્વામી એ કથા પુરી કરી ત્યારે જાણે સમાધિ માંથી જાગૃત થયા સ્વયંમધર્મ અને ભક્તિ ભાન માં ધર્મ અને ભક્તિ ભાન ના ને આ તીર્થ સ્થના માં વિગત ની ભાન ભૂલી ગયા પરંતુ જયારે પોતાને સોનેટ આવ્યા ત્યારે એ રીતે યાદ આવ્યું રામ પ્રતાપે ની સુરતી થાય રામ

ઉપાડી છુપાય આવ્યા પછી પ્રભુ ભક્તિ માં બનેલા ધર્મદેવી ની સ્તિથી જોય મોમક્સગુએ એમની પાસે આવવ લાગ્યા શ્રી કૃષ્ન ની કથા સોને સાંભળવાની ને ધર્મ દેવ પૃષ્ટ થયા થયા હતા પ્રમુખ દેવી ઘર ના અને પ્રદાર્થ અર્પણ કરિયુંલહાવો લેતા ધર્મ દેવી એ આરીતે સર્વ પ્રકારે સાનુકૂળતા થવા લાગીપછી ધર્મ દેવી એપુત્ર રામ પ્રતાપ ને યજ્ઞ આપવાનું નકી કર્યું પોતાના સગા સબંધી તેડાવીને ધામ ધૂમ થી આ પ્રસંગ તેણે ઉજવીયો બ્રાહ્મણો ને અનેક પ્રકાર ના દાન દીધા કરણ દેવી એ સુખ ની પરિસ્થી જોય આ શુભવળી ને મન વાળા ને મન માં બળતરા થવા લાગી વિશ્વ માં આપણે ભભૂતિ ઉપર મળી બળતરા સુખ દુઃખ કરી દુરજજો ને વૈવિધ સંપત્તિ વાળાસજ્જનો સાથે હંમેશા વેર બંધાય છે ધર્મ ગિલિન સંપત્તિ ને પુણ્ય રીતે લાભ થાય

સદભાગ્ય સમજી ધર્મ તેને બેસ્ટ ભોજન જમાડતા અને પક્ષી ના કારણે આપતા આથી તેમને ત્યાં રોજ રોજ બ્રાહ્મણો ની દીક્ષા થી તેનું અનાજ આનાથી રોળી કતાર લાગવા લાગી ભિક્ષા ઓ પણ કહેતા જાવ ભાઈ જાવ ધર્મ દેવ ને આંગણે માખણ મિસરી અને મીઠાઈ મળશે દક્ષિનાં પણ મળશે દક્સિણા પણ મળશે તેમની સંપત્તિ ખૂટવા લાગી બ્રામણો જમાડવા ઘર ની વસ્તુઓ વેચવા લાગ્યાતે કોઈ ખાલસ થાય તેમને જે ખાવા માટે ઘર માં અનાજ નો દાણો રહ્યો નહિ ભકતી દેવી ને દુઃખ નો અવિધ રહ્યો નહિ ધર્મ દેવ ને સુદામા અને ભક્તિ ભાવ થી અસુરો ની યુક્તિ સમયપ નડી તેથી છપાયા ન નીકર અયોધ્યા ગયા અયોધ્યા માં અસુરો નો ત્રાસ અહીં કહી અસુરો ને ભ્ર્સટ થયેલા લોકોની પોતાના સ્વર જોય સામે રસોડું ધારણ કર્યુંએ અનમોલ ઘડીયે કર્યું જે હનુમાન જી નો તો સંવત અને વિજેટ કરવા લાગ્યા ધર્મ ભેળ ની શુદ્ધ ભક્તિ વધારે સુધા ભક્તિ જાય ને જેમની સ્વપ્ન માં દર્શન આપ્યા ખુબ દર્શન ના દર્શન થી યંગ દેવી ને અત્તર માં શાંતિ થય અજમેર ને સુપ્ત થતા કહ્યું હવે અસુરોનો ત્રાસ સહન કરી સફળ થઈ શકતો નથી ઘરમાં કાય સંપત્તિરહી નથી અનંત દત્ત ને વેદ થયું છે હવે તો સમૂહ સહાય કરો ઉભરાય તેવું છે હનુમાનજી એ ખાસ કરીને મને અત્યાર સુધી કેમ સાંભળ્યો નહિ તમારો હાથ દુઃખ માં તરી જાશે તમે દંતી અહીં થી વૃંદાવન જાવ ધર્મ દેવ ભીમા શામાં પડ્યા વૃંદાવન જાય ને શું કરવું મારુ દુઃખ તરત જ કહ્યું ના વિષ્ણુ પ્રમાણે યાદ કરજો પ્રભુ સહાય કરશે આ પ્રમાણે પવન સૂત્ર ની આજ્ઞા આપી અંત ધાર્યા થઈ ગયા ધન જોય ને ભાગ બહુ દેવી જગ્યા અને કહું ચાલો તૈયાર કરો ચાલો તૈયારી કરો આપણે આજે વૃંદાવન જઇયે રામ પ્રતાપ ની મોસાળ મૂકી વૃંદાવનવાત જોય માળીયે દંપતી એ ઉહ કર્યો અને આમ પ્રપાત ને મોસાળ માં મુક્યા મામા મામી ને ભલામણ કરી પછી ઘરે થી વૃંદાવને ને વાતે ચાલ્યા કેટલા દિવસ થી મજાલ પછી મેની સારાને પોહ્ચ્યા અહીં થોડાક દિવસ રહી આગળ ચાલ્યા એક માર્ચ તે વૃંદાવન પોહ્ચ્યા અહીં કૃષ્ન દર્શન થયા હતા તેવીસ્મુર્તિ તેને થઈ તેઆવી શૂળ ધર્મ ઝુલતા ભગવાન ના દર્શન કરી બે લૂપ માં ભાગ લીધો સર્વ ઉપાદી જાણે બેસરી ગયા ને એવી અપુણે શાંતિ ભક્તિ નથી વૃંદાવન માં વિષ્ણુ યાદ અને કૃષ્ન દર્શન તો વૃંદાવન માં એક પછી એક લોકો પ્રજનો મળવા લાગ્યા જાણે પુરાવાનું હેત હોય ઓળખાય હોય તો તેમની સાથેઓરચાં કરવા લાગ્યા અમને સાંભળ્યો પોતાનો દેશ પણ તેમને આગળ કર્યો અસુરોનો પ્રાપ્તિ થી અત્તર હળવું થયું એને વિષ્ણુ યાદ કરવાનું શોર્ય નિર્યણ કર્યો યજમાનદ જન્મ થી એ ગીતા સૂત્ર ને અનુસરીએ કોઈએ જૂતા બાંધવાનું શરુ કર્યું કે કોઈએ વિષનું સહસ્ર્ત્ર જપ્ત કરી કોયે વાસુદેવ મહાત્માજ્ઞાની કથા શરુ લેખ કરી કે રીતે વિષ્ણુ એ ગાયત્રી નો પાઠ શરુ કર્યો આમ અત્યંત શ્રધા અને એકાગ્રતા થી જપ યજ્ઞ ચાલવા લાગ્યા અને તેનું ચિતંન કરવાથી શ્રદ્ધા ઓ જે ભકિતી ને રહી સાપ થાય એક દાસી મોહીના એકાદશી ના જાગરણ પછી બ્રહ્મ મુક્તિ માં સૌ અતરં માં બ્રહ્મ તેજ દેખાયું તે તેજ માં રાધિકા રમા સત્ય ભામા રુકમણી વગેરે અસ્ટન પટરાણી અને નંદ યશોદા નંદ અને યશોદાની સાથે મુરલી મનોહર શ્રી કૃસ્ણ ના દર્શન થયા આ દિવ્ય ગોકુલ ધામ માં શામ સુંદર ની સખા સાથે મૂર્તિ જોય અને તેઓ દિવ્ય નંદ માં મસ્ત બની ગયા બે હાથ જોડી ને સો સરસ્વતી કરવા લાગ્યા શ્રી કૃષ્ણ તેમને પ્રસન્ન થઈ કહ્યું

સવયં બ્રહ્મ મૂર્તિ પર ધર્મ અને ભક્તિ ના ઘેર અવતાર ધારણ કરશે અને તમને સૌને પોતાના દિવ્ય ધામમાં નજીક કરાવશે માટે કોઈ પ્રકારે હવે તમે ચિંતા ન કરશો તમારું વર્ત હવે પૂરું થયું છે આ પ્રમાણે દર્શન દય શ્રીકૃષ્ણ અંત ધર્મ આ પ્રમાણે દર્શન દય કૃષ્ણ બધું ધાહાણ્ય થાય ગયા ધર્મ ભક્તિ અને ઋષિ મુનિ ઓ જાણે દુઃખ નો ચાચળો કરી ગયો કોઈ એવા હળવા થય ને બોલવા માટે શ્રુ મીયાદ જરાક ને સમાવિષ્ટ કરવા લાગ્યા છતાં એ પાછા ફરતા વિષ્ણુ જપ યજ્ઞ ની સમાપ્તિ કરી તેઓ કાંઠ વાળા પારણા કાર્ય શ્રીકૃષ્ણ ના દર્શન અત્તર માં આનંદ સમાતો નો હોય છતાં આમ ખુબજ પ્રગટ પણ કરવાની ના હતી નમસ્કાર મારૂ નામ મકવાણા નિકુંજ આપડે આજે પાછું જવાનું હતું ગાંધીજી ની વાત આવી છે ગાંધી એ દક્ષિણાફ્રિકા માં એ સમયે વકીલાત કરતા હતા. ત્યાર ત્યાંર ની વાત છે દક્ષિણાફ્રિકા માં ગાંધીજી ના સૌથી મોટા દીકરા મનુભાઈ ત્યારે તેર વર્ષ ના હતા એકવાર ગાંધીજી ના અતિશ્રીઓ આવશે મણિલાલ ને મણિલાલ ને ઓફિસેર થી એક પુસ્તક લખી પુસ્તક લઇ આવાનું કહે છે, મણિલાલ ભૂલી ગયા, મણિલાલ ભૂલી ગયા. આ તોએ